Last movie આપણે કહ્યું હા મને યાદ આવ્યું કબીરસિંહ જોવા ગયા હતા આપણે બસ એ જ કહેતી હતી માર મોમાં એ જ નામ હતું કબીરસિંહ જ્યારે જોવા ગયા હતા હાય હાય ઓમ entry પડતી મજા આવી ગઈ હતી પણ એ વખતે તો અલગ જ મજા હતી

મેં પણ મજા આવી જાય ને movie બુવી આવે એટલે આમ

બીજું બોલ અને એટલા time પછી હવે આપણે finally movie જોવા જઈશું આપણે વચ્ચે કંઈક movie જોવા ગયા હતા કબીરસિંહ પછી પણ કબીરશિહ પછી અહીંયા પાલનપુરમાં? આ તુ માર સાથે આઈ તી ખબર હ કયું movie હતું. જોયેલા પણ બહુ time મે બીજે જોયેલા અહીંયા નહિ જોયેલા, પણ એક જોયેલું તો છે મને કંઈ એવું યાદ તો આવે પણ એટલું બધું યાદ નહીં

અચ્છા મને યાદ આવ્યું મને યાદ આવ્યું મને યાદ આવ્યું કયું movie હતું હું તને યાદ અલાવું ગુજરાતી movie જોવા ગયા હતા આપણે રાત્રે હ ગુજરાતી મારી બે cousin આવીને

મારી બે cousin આય્વીને ત્યારે આપને ગયા તા પછી લેત આયાતા. આપણે movie દેખવાનું હતું બીજું અને દેખા જતા રહ્યા બીજું હા યાર સારું થયું પણ આમ બી મને દિલો જોવા ગયા હતા સારું રહ્યું હતું મન તો આ મુવી Bouring હતું હા હા ના જરાય નહીં કોઈ fighting નહીં કશું જ નહીં કોઈ emotional નહિ Regular ફટાફટ હા પાડી દીધી ને love story ના અંદર આવું થોડી હોય real life ના અંદર life માં હા life માં થોડું entertainment તો બને જ છે યાર આટલું simple બી મજા ના આવે હું શું કહેવું

બહુ બહુ જ boring હતું બહુ જ boring હતું. આજ સુધી મેં જેટલા પણ movie જોયા ને તો એમાંથી સૌથી boring movie હતું ને તો એ જ હતું seriously આમ તો ગુજરાતી movie હું પહેલા પણ જોવા ગયેલી પણ અમુકમાં થોડું મસ્ત હતી. લવની ભવાઈ પછી છેલ્લો દિવસ આ બધા movie મસ્ત હતા પણ આવી તો હા બિલકુલ પી નતું સારું. બહુ બધા ગુજરાતીમાં બહુ સારા હોય છે આમ

આ marvel ના marvel જોકે miss ના કરાય પણ તે પહેલેથી જોયેલા હોત ને તો તને વધારે મજા આવે પણ હવે શું તું બીજી થઈ ગઈ છે જોબ ને family અને ઘરનું કામ બારનું કામ ને બધું એટલે તારા જોડે એટલો બધા time ના હોય એટલે હું તને force બી ના કરી શકું

હા હવે કયું આ મે જુઠી તું મકકાર એવું કંઈક નામ હે movie નું પણ હાલમાં વંશ ચાલે છે વંશ જોવા પણ

South નું હશે કંઈક ના south નું નહીં લાગતું મને Bollywood નું આવ્યું હોત તો ખબર હોત જોઈએ હમણાં મને એવું લાગે કે પહેલા આપણે જ્યારે school college માં હતા ત્યારે બહુ આમ entertenrment નો કીડો હતો આપણા અંદર કે આ જોશું ને પહેલું જોશું ને આ કરશું ને પેલું song વધારે સારું આ song વધારે સારું

આપણે હવે જે movie આવશે ને આજે કદાચ હોળી ઉપર આવવાનું કદાચ હોળી પછી આપણે જોવા જઈશું બરાબર

Done done done આ તો પછી આપણે group માં message કરી દઈશું કે આ movie જોવા જવાનું છે ભૂમિ આપણને કહેતી જતી આવવાનું પણ બીજી કોઈ friends આવવાનું કહેતી હોય તો આપણે final જોવા જવાનું બરોબર તો તું નક્કી રાખજે અને message કરી દઈશુ જેને આવું હશે એ આવશે નહિતર વાંધો નહીં બરાબર બરાબર આપણે ફરજ માં આવે કે આપણે message કરી દઈએ એવું હોય તો એકવાર call કરી દઈશું બાકી નાના કરી દઈશું બાકી બધાને આવું ના આવું એ લોકોની મરજી બરાબર હા ok સારું હા વાંધો નહીં વન્ધો નઈ શાંતિ છે હા આ શાંતિ છે મારી meeting ચાલુ થવાની થોડા time માં એટલે ઓકે

hello હમ અરે હા મોડે સુધી જાગીએ શું જોઈએ આરામની વાત નથી

હા વાત તો વાત સાચી પણ ઓલો જગાડે એનું કરવું શું અમિતાભ બચ્ચન છે ને અહિયાં આટલા બધા આવશે ઓલો સલમાન ખાન છે કોઈ ને છોડાય એમ નથી

અરે વાહ વાહ દસ અરે વાહ મજા આવી ગઈ બધી જ રીતના હવે હવે hotel booking નું મારે કરાવાનું ને હું કરાવી લઈશ ઈ હમ જો હા બરોબર છે પણ આપણે hotel માં એટલે મેં ખાસ પેલા કીધું કે એવી જગ્યા મળવી જોઈએ કે sea beach હોય આપણે જયારે જવું હોઈ જઈ શકીએ જયારે આવું હોય આવી શકીએ તો મજા આવશે હે ને અને પાછી season એવી છે કે sea beach માં મજા આવશે હે બસ બસ બસ હા એમ જ એમ જ એમ જ hotel dreamland છે જો ઈ મળશે તો એમાં જ જશું અને એમાં એક સાથે દસ જણની વ્યવસ્થા પણ સરસ હશે અને એની જે મોટી બારીઓ છે ને ઈયાય જો બેસીએને તો સામે દરિયો દેખાય લોકો નાહી છે હોડીઓ ચલાવે છે હા અને જે વચ્ચે જે રસ્તો જે ચાલે ને એમાં સાયકલ પણ ભાડે મળે જેને સાયકલ ચલાવી હોય સાયકલ ચલાવે આ ટેસડા ની વાત છે ટેસડાની અને એને થોડુક આગળ crossing માં જઈએને હે તો hotel માં જે ખાવાનું મળે છે એ તો ઠીક છે પણ crossing માં જઈએ ને તો ઈયા રસ્તામાં જેટલા ચાટ પકોડા વાળા જે છે ને બધા બેઠા ઈયા પુચકાય મળે છે હો પુચકાય મળે છે ઈય હા ઇયાથી પછી three wheeler કરીએ તો three wheeler સીધું આપણને જગન્નાથપુરી મંદિરમાં લઇ જાય મંદિર પાસે ઉતારે

બરોબર એટલે વા આપણે બે ત્રણ કલાક રહીએ મંદિરની અંદર ક્યાં રીતના માણસો હશે તને એક વાત કવ સાંભળ મંદિરમાં જઈએને તો ઈયા વાંદરા હોય હે વાંદરા હોય હા બસ સંભાળીને રાખવાનું આપણાથી કાઈ છૂટી ન રહી જાય હા હા હા ઈ સંભાળવાનું પણ પછી અંદર ગર્ભગૃહમાં પ્રવેશ કરીએ ઈયા ન હોય ઈયા પંડાલ લોકો હેરાન કરે હા એકદમ એકદમ એકદમ ને જે પંડાલ લોકો હોય ને એનેથી બચવાનું ઈયા એને હડફેટમાં નહિ આવાનું ઈ લોકો પછી પૈસા ઉઘરાવી લ્યે બીજું શું

એ લોકોનું રસોઈઘર છે રસોઈઘરમાં જઈએને તો ઈયા આગળ લગભગ લગભગ બધી જ તાજી પણ દૂધ અને ચાવલ અને તમારે એટલે ખીર છે કે આ છે કે માવાની બધી મીઠાઈઓ પ્રસાદમાં હા હા હા હા એકદમ એકદમ તો હા એકદમ એકદમ અચ્છા પછી વાથી આવશું ને વા બેથી ત્રણ જણ છે બંગાળી બાપુની બાપુની special દુકાન જેમાં ખાજા મળે ખાજા કહ્યું ને અને એમાય પાછા છે ને ત્રણેક રીતના હોય એકદમ સાદા મોળા અને ત્યારપછી વા થોડા મીઠાં અને જે average બધા ખાઈ શકે એ એ રીતના એટલે શું આપણે બધા પેલેથી જ plan કરશું કે આટલા packet આના અઢીસો ગ્રામના કે આપણા અડધો કિલોના આપણે તો બધાયને રાજી રાખવાના ને હા અને ખીજીએ આપણે જોઈએને કે જેવી રીતે સવારના આપણે sea beach માં નાહવા જઈએ એવી રીતે સાંજના પણ ઘણાં લોકો જા બરોબર અને સાંજના જઈએ ત્યારપછી વા hotel માં ખાવાનું વા એ જ રીતનું મળે જે રીતનું આપણે ખાવું છ એટલે મોળું ખાવું છે કે તીખું ખાવું છે બધું પણ વા જેમ હા અને બીજી એક સરસ વાત ઈ છે કે મંદિર જે area માં છે ને ઈયા એક બાલાજી કરીને hotel છે હા તો બાલાજીની એક વાર તો તું ખાઈશ ને તો દીવાની થઇ જઈશ પછી શું છે કે અમે વાથી એને order આપીએ તો આપણા રાતનું જે train માં આવવાનું છે જમવાનું એને order આપી દે બધા જ કેશ હા કરી આપ અચ્છા એનું જે હા એનું જે dining છે એમાં એકસાથે સો જણ બેસી શકે એટલી જગ્યા છે આપણે વા ગયાને તો ચાર જણ ઓળખીતાય મળે હો હમ જો આ તો એવું છે આ તો એવું છે ને હા પણ હજી પણ એક વાત કવ તને બવ ગમશે ઈ છે કે વા આગળ મહાપ્રભુજીની બેઠક પણ છે મંદિર જી છે ને મંદિરથી ચાર મકાન છોડીને જો કે એ area માં ધર્મશાળાઓ ઘણી છે ખાવાના પાસા ઘણાં છે મારવાડી ગુજરાતી બધા છે પણ અગર રહેવું હોઈ તો ઈયા ન રહેતા આપણે ઈયા આવીએ ને sea beach ની પાસે તો જ વધુ મજા આવે હા હા હા અને આપણે પાછા હા હા એકસાથે મળવું જોઈએ દસ જણનો એટલે જે booking ની જે વાત છે hotel ની ઈ dreamland મળે છે તો પેલું dreamland નથ ઈ રીતના આપણે વિચારીને કરવાનું બોલો બીજું શું કરવું છે હા એટલે hotel booking કામ થાય એક દિવસ એક દિવસ exclusively સાક્ષી ગોપાલના દર્શન આગળ જઈને થોડુક છે જવાનું ઈ સવારના જઈએ બપોરે દર્શન કર્યાને પછી પાછા આવી ગયા એવી રીતે એટલે સાંજ થતા આવી ગયા એમ એટલે આખો દિવસ નહિ પણ એટલું થાય બવ મજા આવે એમ variety રીયે અને અહિયાં જે main area માં જ્યાં મંદિર જી છે એ રસ્તો જબરજસ્ત છે જબરજસ્ત એટલે આખો ખુલ્લો એ તે આપણે જોઈએને તો વા રથયાત્રાના દિવસે બવ મોટું એટલે જુલાઇ માં આપણે તો વેલા છીએ જવામાં પણ ત્યાં સુધી તો આપણે રોકાશું નહિ પણ ઈયા આગળ જે રથયાત્રામાં બે થી અઢી લાખ માણસો આવે એટલે કેટલું વિશાળ area છે એટલે એક તો જો વા time pass કરવાનો કોઈ વાંધો નથી આપણે સવારના ઉઠ્યા વહેલી સવારનો સૂરજ ઉગતો જોયો સાંજે પાછા સૂરજ અસ્ત થ ઈ બધા scene જોવા જેવા છે જબર હા હા થાય જ ને હું કવું છું ને કે દરેક બારી મળશે અગર dreamland મળ્યો ને hotel તો દરેક બારી એવી મળશે કે સામે આપણે બધું આખો દરિયો જોશું, નીચે વાહન ચાલે છે એ જોશું આપણા નહાતા જે લોકો છે એ એટલા મોટા પ્રમાણમાં પછી વા બધા કાજુ હા બસ બસ ને થઇ જાય હા હા હા હા બસ ઈ બસ જો કે જ્યાં dreamland છે ને આજુબાજુમાં લગભગ બધી hotel ઓ જ છે અમે dreamland માં last ઉતર્યા તા એટલે યાદ છે એક વા વિજય international છે પણ બવ costly છે હવે વિજય international stars માં આવે બરોબર

હા બધાંયનું વિચારવું જોઈએને આપણે આપણે એવી રીતે જઈએ કે બીજી વાર જાવા લાયક રહીએ બીજે ક્યાંક

થોડીક આપણે છે ને તૈયારી રાખશું જે રીતે એક પ્રશ્ન થાય કે આપણે જગન્નાથ મંદિરજી ની ધજા ઊંઘી જ ફરે હવાની સાથે ના હોય હા ઈ કવ એટલે આવા બધા થોડા quiz રાખશુંને તો લોકોને interest પણ રેહશે. વા હમણાં સ્વામિનારાયણ મંદિરનો સ્વામિનારાયણ મંદિર પણ બની ગયું છે વા હે થોડુક આગળ જઈએ તો સ્વામિનારાયણ મંદિર એટલે ઘણાં બધા સ્થાનકો છે

કેટલા વાગે પોહચશું. બધું પૂછવાનું બુછવાનુંકરી દેશે ચાલુ તારું માથું ખરાબ થઇ જશે એક જ દિવસની વાત છે એ બધે બધુ announce હ હો મળે છે પણ train પૂરતા આપણે લઈને જઈએ આપણે ભાવતું હોય અહીનું speciality તો સારું રીયે એમ ને એમાં આવું છે ને કે બધાય ને છૂટ રેહશેને તો તારું જે ભાવતું છે ઈ મને ભાવશે મારું ભાવતું બીજાને ભાવશે ને બધાંય ઈ ઝગડાબાજી થઇ જાશે હા હા એ તો આપણી school ના દિવસો યાદ કરવાના બીજું શું. ઘણું બધું છે ઘણું યાદ કરી તો બધી તાજી થાય અને આપણે શું છે કે આ પણ યાદગાર બને trip એવું રાખવું પડે ને

બવ બવ તો કાલ સવારના જ હું જાઈશ અને booking કરાવી લઈશ એક નહિ તો બીજી પણ booking confirm કરીને જ કારણ કે તો પછી announce કરીએને તો લોકોને પાક્કું રેહશે કે બધી રીતે પાક્કું જ છે એમ એકાદ જણનું થાય તો થાય બાકી આપણે દસ જણનું તો મોટામાં મોટી જે ને કે ને કે આપણું પાક્કું જ છે હા એકદમ એકદમ મજા હવે જે એ બકુલને કહી દેજે હો સૌથી પેલા રાતના જ એટલે ઈ શાંતીથી સુવે. બકુલ વિના મજા નહિ આવે આપણને હા પણ એને આજ ફોન કરી લેજે કે આપણે જઈએ છીએ પછી એક ને વાંધો નહિ બકુલ વાંધો નહિ આપે બધાંયને નહિ ક્યે ઈ. તારી વાત માનશે ઈ તું એને સંભાળી લેજે એટલે જણાવીશ તો excitement રે ને ઈ તો આપની team નો જ છે આમ જોઈએ તો એમ તો ઈ હ હા જો એની એની help જોશે કારણ કે al માણસ છે અને al game રમશું તૈયારી એનીય કરવાનીને આપણે વા જઈને બધું કરાવશું તો મજા ક્યારે લેશું

હા ના મને નથી ના ના ના

કે આ ઠીક નથી ગાવ આમ કરીને ત્યારપછી પોતે ગાઈ સંભળાવે આ તો સુરીલું સાંભળી લીધું હે ને? યાદ કરી આ જો જિંદગીના જેટલી પળ મળે છે ને એટલી આપણે યાદગાર બનાવી લઈએ બરોબર કે નહિ હમ

એટલે group માં આપણે કેટલા અત્યારે આઠ દસ જણ છી કે હજી એક બે છે ના ના group જે બનાયું છે એમાં દસનું confirm છે ને એટલે દસની આવી રીતે આપણે announce કરી દેશું દસની વચ્ચે બરોબર છે ચાલો હવે મુકું છું hotel booking નક્કી થયે તને જણાવું છું એટલે તું whatsapp કરી દે બધાયને

આપનો topic છે College. College એ મોજમસ્તી ની life છે જેમાં આપણને પેલા એક થી આઠ ધોરણ સુધી આપણને ખબર ના હોય કે College life શું છે College માં શું કરવાનું કેવી રીતે આપણને એક થી આઠ સુધી માં

તેમાં કેવું છે કે પછી આપણે આઠ પાસ કરીએ પછી ત્યાર પછી દસ માં જઈએ નવ દસના જઈએ નવ દસ માં આપણે થોડી થોડી ખબર પડે કે હા બસ હવે દસમું પાસ કરિએ દસમાં board ની પરીક્ષા પાસ કરી દીધી પછી તો આપણે જલસા છે પછી તો આપણે કઈ નઈ કરવાનું પછી તો સીધું College માં જલશા છે. પછી જેવું દસનું પૂરું થાય પછી અગિયાર બાર માં એટલે થોડું tension વધી જાય કે હલુ આપડે કેહતા કે દસમા પછી આપદને અગિયાર બારમાં માં કઈ કેટલી ત્યારી કરવાની કઈ બોજ નહિ પણ પછી જયારે આપણે અગિયાર બારમાં જાય પછી ખબર પડી કે કેટલું બધું કરવાનું હોય છે કેટલું બધો હોય છે કેટલું બધું loading હોય છે કેટલી ત્યારી કરવી પડે છે. જેવું આપણું અગિયાર બારમુ પતે તેવું તરત જ College life આવે જેવો પછી board ની પરીક્ષા પાટે પછી હાયસ છુટકારો મળી આવે હવે College life માં જલશા કરશું હવે કોલેજ માં મસ્તી કરશું મોજ કરશું તેવું નથી હોયુ કે હા મજા પણ કરવાની હોય College માં સાથે સાથે carrier પણ life નું પણ જોવાનું હોય તો એમાં જેવી બરમાની પરીક્ષા પતે એટલે Result આવે LC આવે પછી આપણે સીધા College માં College માં જઈને Admission કરીએ પેહલા પેહેલ તો ખબર ના પડી કે College માં કેવી રીતે શું હોય કેવી રીતે હોય કેવીરીતના form ભરવાનું જોકે આપની જોડે કોઈ friend હોય આમ આધાર આવે કોઈ પણ આપડે જોડે આવે ને આપણે College માં જઈએ form ભરીએ કે હારું માહોલ જોઈએ કે છોકરા કેવી રીતે છે stat હું જો નવો હતો તો મારા પપ્પાને લાય ગયો હતો કારણ મને કોલેજની એટલી ખબર તેવું હતું કે ત્યાં form ભરવાનું હતું પછી ત્યાં form ભર્યું પછી ફોટા ચોંટાડ્યા તે દિવસે line એટલી કે મને લાગ્યું કે College life બીજી તો છે જ નઈ કે પછી મેં જોયું તો છોકરા બધા ત્યાં મસ્તી કરે compoun મસ્તી કરે Canteen બાજુ છે ત્યાં બધા ફૂલ મસ્તી એ કોઈ મતલબ કે મને લાગ્યું હા અહીંયા જલસા જ કરવાના છે અહીંયા કઈકે કોઈ વસ્તુ નથી પછી કોઈ ભણવા જેવું મતલબ કોઈ છે જ ની પછી દિવસે form ભરિયું form ભરી ને પછી જે દિવસે તમારું College માં ભણવાનું ચાલુ થઈ જશે Study ચાલુ થઈ જશે તો પછી એ દિવસે College joint કર્યું તો પછી એ દિવસે નવા નવા Enter થયા તો પેહલા પેહલા એકલા એકલા કોઈ નવું નવું લાગે કોઈ નથી વાત ચિટ નાઈ કોઈ friend નહિ હા અમુક friend સાથે હોય અગિયાર બાર માં આપણી સાથે આવ્યા હોય તો આપણને સાથે મળી જાય પણ પેહલા પેહલા આપદને કોઈ friend મળતા નથી કોઈ એકલા એકલા આમ કોઈનો નવે લાગે કે કેવી રીતના ક્યાં જવું કેવી રીતના જવું કઈ બાજુ જવું ક્યાં lecture ચાલુ હશે મારુ કેવા મિત્રો મળશે કોઈ વસ્તુ ની આપણને ખબર હોતી નથી જેમ જેમ થોડા દિવસો વીતતા જાય lecture ભરવાનું ચાલુ કરીયે અથવા મિત્રો બનતા જાય બીજા થી વાત ચેટ થાય તું ક્યાંનો છે તું કેવી રીતે કેવી લાગી College life તેમ કરીને પછી નવા દોસ્ત બને છે આપણી સાથે જો કોઈ અગિયાર બારમાના દોસ્ત મિત્રો હોય તો એ બી સારું પણ કોલેજમાં નવા દોસ્તો બને છે એમાં બોવ માજા આવે છે નવા મિત્રો બનાવવામાં

ભણાવે પછી આવું કે આમ છે કે આ બધાની વાડેની ચડવાનું આપણે life જોવાની carrier જોવાનું પેહલા પેહલા થોડું એવું બધું lecture માં આવ બધું કે College life જલશા કરવાની કે ફરવાની જગ્યા નથી ત્યાં આપણે ભણવાનું હોય છે કામ કરવાનું હોય છે. અને તેનું Practical કામ કરવાનું હોય છે લેબમાં કામ કરવાનું હોય છે lecture ભરવાના હોય છે પછી અપડે એવું નથી કે ત્યાં જાય ને આપડે ખાલી Attendant પુરાઈને ફરવા જતા રહીએ કઈ હાજરી પુરાણી એટલે એવું નથી હોતું આપણે કોલરજમાં પણ આપણી life નું Carial નું જોવું પડે છે ત્યાં કામ કરવું પડે છે કોલેજ life એવી છે કે સ્ટાફમાં નવા નવા મિત્ર બને ત્યાં સુઘી આપણે staff માં એક મહિનો બે મહિના lecture ભરીયે પછી શું છે કે પછી નવા નવા મિત્ર બનતા જાય પછી જે આપણા દુરમાં મિત્ર હોય જે બીજા વર્ષે ત્રીજા વર્ષે સાલું આવું કરવાનું હાચુ આવું હોય આ રીતના જલશા કરવાના હોય હા friend લોકો કી હા એ રીતે જ હોય કઈ બધા lecture ની ભરવાના ના પણ અમને લાગતું ના lifecarrierl આપણું અહિયાંથી જ ચાલુ થાય અહીંયા થી જ આપણું carrier બનવાનું ચાલુ થાય અમે પણ વિચારીયે એ

મારે સીધું પેહલા First year માં ભણવામાં ગયા પણ જેમ થોડા મિત્રો બનતા ગયા પછી થોડું થોડું ફરવાનું ચાલુ કરી દીધું lecture માં જતા નહીં Practical ભરત Practical કરતા લેબમાં મસ્તી કરતા મજાકથી એક બીજાને તેમાં જઈને જ એવું લાગ્યું સાલું આ taip નું કામ કરવાનું હોય અંદર હા લાગ્યું કે સારું કામ તો માસ્ટ થવાનું છે મતલબ આ રીતે અગિયાર બારમા આવે પણ એટલું બધું ના આવે તું College માં જઈને લેબમાં ના ગયા હો આટલી મૉટે લેબ આ Type નું આ system નું મોટું આવે આવું આવે એ વખતે ખબર ના પડી કેવી રીતે આવે Lab માં જઈએ એ વખતે Madam સાર આવે કે આ રીત નું chemical આવું Solid Chemicals કે બાળી ના જાવ કોઈ બી હોવ Arts હોવ bsc હોય કોઈ પણ field માં હોય bsc માં હોય તો આ રીતે હોય lab માં arts કોઈ lab હોતી નથી તો computer હોય Commerce માં પણ computer હોય તો મારો cosh હતો bsc માં તો મેં લેમ માં જોયું તો નવું નવું થયું કે lab માં કોઈ પંખા ના હોય ગરમી માં આપણને એ લાગે કે આ આ કેવી રીતના કેવું ગરમી લગર બોવ કંટાળી જવાય ઉભા ઉભા Practical કરવાના એક બે ત્રણ કલાક સુધી તો અમને લાગતું કે હા College life તો કઈ ઇજી છે નઈ પછી આપણે દિવસે દિવસે થોડો time જતો રહ્યો પછી friend બનતા ગયા પછી ભણતા ગયા Practical કરતા ગયા દિવસે દિવસે સારું લાગવા લાગ્યું પછી Canteen માં ફરવા લાગ્યા Canteen માં મિત્રો સાથે બેસવા મંડ્યા પછી રમત ગમતમાં ભાગ લેવા મંડ્યા પછી કોઈ library માં જઈને વાંચવા Best exam આવે પછી fy તો સારું ગયું પછી શેર કરે fy માં તો શું છે કે Start માં lecture ની ભરવા ના પછી તો Attendance પુરાય દેવાની કોઈ મિત્ર સાથે Attendance પુરાય ને નીકળી જવાનું પછી College માં ફરવાનું જલસા કરવાના વાતું કરવાની લડાઈ મસ્તી એ બધું કરવાનું પછી Exam આવે એટલે Exam ના પેહલા દસ દિવશ જેવું બેસી જવાનું વાંચવા ત્યારી કરવા બેસી જવાનું તો આ College life છે. College life માં એવું છે દસ માં બારમા ની જેમ ની કે દરોજ વાંચવા બેસી જવાનું દરોજ ત્યારી કરવાની College life માં એવું હોય ઓછું હોય જેવી રીતે આપણી ત્યારી કરીએ આપણે કેવી રીતે કરવી ના કરવી છેલ્લા છેલ્લા દસપંદર દિવસમાં કરવા બેસી ને તો ત્યાર થઈ જાય હા તે પેહલા અમે એવું જ કરેલું છે fy કરતા sy માં અમેં એટલા જ time ઓછા Lecture ભારે તો બી મારા સારા Marks ભણવાનું બી સારું

રહેતા માજા માં એવું નહિ કે એકલા રહેવાનું ને એકલા એકલા ફરવાનું બોલવાનું નહિ ભાગ લેતા બધું કરતા College life એક એવી life છે જે સૂકુંન મળે જ્યાં આપણને આપણને ના ફાવે કે આપણા થી ના થાય College life માં જેને પડી કે life માં શું કરવાનું કેવી રીતે આપણા પગ ઉપર ઉભું થવાનું કેવી રીતે College માં જવાનું બસમાં ઘરેથી નીકળો તો બસ પકડવાની ના આપણ ને ના ફાવે બસ માં બેસવાનું પછી બસમાં જવાનું ક્યાં પછી ત્યાં જયને નવું નવું તો એવું લાગે ઓહ કેવી રીતે બસ જવાની એ બધું સારું સારું લાગવા માંડશે બસમાં બારીની પાસે બેથા હોય મતલબ College જવા માટે એવા જલસા કે આવા જલસા કે આવા જલસા કદી નોતા જોયા College માં

College ના સર બી આપણા મિત્રો બની જાય છે એકદાંબ આપણી મિત્રતા રીતે મિત્રની જેમ આપણી તેની સાથે સિખિયે College માં girl friend પણ આપણી બને Boys પણ આપણા friend બને બધા friend બને કોઈક College માં કોઈ એવું હોતું નથી College માં હોય અમુક મિત્રો કે જે Girl Friend Boy Friend બનાવતા હોય એ બી time pass માટે સારું કેવાય તો College life એક એવી life છે જે આપણને બવ બધું શીખવી જાય કેવી રીતે જવું કેવી રીતે શું કરવું College life એ એક આનંદ ની life છે કરવું આપણને College life માં બવ મજા આવે College life એક Energy થી life છે જેમાં આપણને ફરવાની ભણવાની બી Life career બનાવવાની પોતાના પગે ઉભું થવાની પોતાના પગે કેવી રીતે આગળ વધવું કેવી રીતે જીવનમાં આગળ જવું ત્યાંથી આપણને દિમાગની દિમાગ આપણું ત્યાંથી ખુલે છે ને એ College life આપણને બધી રીતે આપણા જીવનમાં ઘણી રીતે ઉપયોગી છે આપણને જીવનમાં એક પગથિયું બતાવે છે આ છે College life. College life માં બવ મજા કરી અમે College life બોવ mast life છે એમાં કોઈ સંકોચ નથી. કયા બીજાણુઓ સૌથી સામાન્ય રીતે જોવા મળે છે. અને ફૂગમાં કયા બીજાણુઓ મુખ્યત્વે જોવા મળે છે. નીચલી કક્ષાની વનસ્પતિઓ દ્વિઅંગી ત્રિઅંગી એમાં બીજાણુઓનું નિર્માણ થાય છે. even બેક્ટેરિયા માં and સ્કોર અંતઃ બીજાણુ નું નિર્માણ આપણને જોવા મળે છે. જાતિઓમાં શીર્ષ હોય છે. બીજ હવે આ બીજ જે છે. એ suspend માં કેવી રીતે આવ્યું? તો બેટા સુશુ અવસ્થામાં હોય છે. ને ડોરમન સીમા હોય છે. એ અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે જ dermination થશે. એનું અંકુરણ થશે right તો બીજ પણ suspend વાળા માં આવશે clear છે. ચલો next છે. બેટા અમુક diagram છે. એક બરોમાં ગુફામાં સૂઈ રહ્યું છે. right તો બેટા example માં રીંછ કરે છે. વટ છે. fibrenation તો શિયાળામાં તો સીટ નીંદરા done શિયાળામાં ઊંઘી જાય છે. કે આ તો એક ગુફા જેવો ભાગ હોય છે. બરાબર બનાવે ખોળે સમાધિ લે છે. અને શીલ સમાધિ પણ કહીએ છીએ. આપણે શીત નિંદ્રા Activation તો activation માં આ સજીવ કયું છે. બેટા ગોકળગાય ગોકળગાય અને માછલીઓ ગ્રીસમ સમાધિ લે છે. ગ્રીસમાં નિંદ્રામાં જાય છે. ગ્રીસમ સમાધિ લે છે. જેને activation કહેવાય. અને third છે. બેટા dispose પોતાને સુસુખ્તા અવસ્થા કીધી છે. બટ આપણે english word પણ યાદ રાખવાનું છે. હતું. diapose ડાયા પગ પણ યાદ રાખવાના છે. pose મતલબ stop થવું right તો dispose જો plantoz માં જોવા મળે. પ્રાણી પ્લાવકોમાં done પાણી પ્લાવકોમાં ઘણા બધા છે. જે dispose પર સુધીમાં જાય છે. જ્યાં એ પોતાની દેહધાર્મિક ક્રિયાઓ ઘણી જ ધીમી પાડી દે છે. આનું aditatio તો ત્રણ પ્રકારના અનુકૂલન છે. દે ધાર્મિક હોઈ શકે છે વર્તણુકિય હોઈ શકે છે. કે behaviral અને morphological એટલે કે ગ્રાહ્ય કાર પણ હોઈ શકે છે. પોતાની શરીરમાં પોતાના શરીરમાં psychology દે ધાર્મિક ક્રિયાઓ બદલશે. જેમ કે એક example આપણે ભણીશું. આગળ કે desert જે છે. ગરોળી છે. તો જ્યારે તાપમાન વધે તો દરમાં જતી રહી. તાપમાન ઓછું જ થઈ જાય. તો બહાર આવતી રહે. sun light માં તો એ વર્તણુકિય થયું. અને ગ્રાહક કાર્ય જેમ કે વનસ્પતિઓ છે. શુષ્ક વિસ્તારમાં જે વનસ્પતિઓ થાય છે. right એ વનસ્પતિઓની અંદર ઝાડ ઉપર મિત્રો હવે આગળ આપણે જોઇશું. એ રહ્યા કાર થયું. તો અનુકૂલનો સજીવને તેના નિવાસ્થાનમાં બે વસ્તુ માટે જોઈએ. એક તો જીવતા રહેવા. અને બીજું પ્રજનન કરવા કેમકે પ્રજનન ક્ષમતા વિકસિત થશે. તો જ જાતિનું સાતત્ય જળવાશે. જાતીય આગળ વધશે. હવે એક્ઝામ્પલ આપણે in cotton છે. યાદ રાખવાના છે નીટ માં પૂછાતા હોય છે. આ અનુકૂલનોમાંથી એક એક example પૂછાતું હોય છે. કાંગારું એક આગળ પુછાયેલું કાંગારુ અંદર ઉત્તર america ના રણમાં જોવા મળે છે. પાણી ક્યાંથી મેળવે છે. તો એવું મોટાભાગે કહેવાય છે. કે પાણી પીતા નથી. કેમ કેમકે પોતાના શરીરમાં જે ચરબી છે. એ ચરબી ઓક્સિડેશન દ્વારા ચરબીનું જ્યારે જ્યારે હરિતકણ તણાપ સૂત્રમાં ઓક્સિડેશન બીટા ઓક્સિડેશન થાય ત્યારે પાણી મુક્ત થાય છે તો ચરબીના ઓક્સિડેશન માં જે પાણી મુક્ત થાય છે. એનો વપરાશ કરે છે.